કેમ છે ભૂમિ?

બસ એકદમ. તું મજામાં? હવ ઘરમાં શાંતિ બધા મજામાં?

બધા મજામાં. કેવું ચાલે ભણવાનું? બહુ સારું ચાલે. તું

study ચાલે ચે હાલ તો. graduation પટયું છે. start કરવાનું વિચાર્યું છે કામ મળે તો કહું છું એમ તો આજુબાજુ. પણ કઈ setting હોય તો હા બોલો બોલો. job ને બહુ ડખા અત્યારે.

હવે તો ખાલી degree નામની એવું થઈ ગયું છે. હા degree વગર job ક્યાં મળે છે સારી? ભણવાનું પૂરું હોય completely તો પછી. એ degree પર પણ job ની પણ એટલી બધી requirement કે આટલું સેલેરી salary મળે આટલું મળે. સાચી વાત અત્યારે બધું તમારી ઉપર જ જાય. degree બરાબર પણ તમારા અંદર કેટલી છે વધારે important છે. તારે કેવું ચાલે ભણવાનું?

વિચાર હતો કે M com કરૂ બધા friend કરતા હતા તો admission લીધું તું M com માં M com બી પતી ગયું કોરોનામાં. કોરોનામાં benefit થઈ ગયું પાછું. same to you. મારે કોરોના ની અંદર graduation નું benefit થઈ ગયું. હા યાર કારણ કે એ કેવું થતું હતું કોરોના વખતે ખાલી MCQ પદ્ધતિ હતી. હવે અમારે તો કોમર્સમાં કેવું હોય દાખલા પરથી જ હોય બધું. હમ હમ સમ હોય એ બધા જ કરવાના હોય પણ MCQ હતા એટલે benefit થઈ ગયું. પછી exam માં શું છે મજા આવી ગઈ. એટલે એમાં ને એમાં સારા માર્ક આવી ગયા એ સારું થયું. હમ એટલે M com પતી ગયું. હવે પછી એક જગ્યાએ job પર ગઈ તી ઓળખાણમાં હતી તો અને મારે એક close friend પણ છે એને મને કીધું હતું એ બી ત્યાં job કરતી હતી. હમ આ તો મેં કીધું ચાલો setting થયું તું તો જવ પણ ધીરે ધીરે load બહુ જ થઈ ગયો. હમ એટલે મેં છોડી મારે MCOM બી ચાલુ હતું એટલે પછી ઘરે કે ના જઈશ.

તે ક્યાં આગળ કર્યું graduation શામાં કર્યું? મેં BA કર્યું. BA with english BA with english હમ મારે graduation કોરોનામાં જ મુકાય.

હા, પછી study કરવા માટે નીકળ્યા તો એ એકલી હતી પછી અચાનક ની કાઢ્યો મારી એક friend પણ હતી એને પણ મારી સાથે સાથે આવી રીતે study કરતી હતી. તેને પણ same મારા જેવું જ હતું. અમે બંને સાથે જ હતા આગળ પાછળ આવતા આગળ પાછળ મારો number હોય પણ ખબર નહીં ભગવાનની દયાથી મારું graduation પતી ગયું પણ એનું રહી ગયું.

નસીબ નસીબે તો થઈ ગઈ એ સારું થયું કારણકે graduation ના પાછળ થી તો ડખા થાય એટલે સારું થયું હું તો કહું હવે મસ્ત કંઈક job નું set થઈ જાય. side કે અમુક એક બે કોલેજો છે જ્યાં તમને admission મળી રહે MA કરવું હોય તો આ બધું course કરવો હોય તો આગળ જઈને કામ આવે બીજું કંઈ નહીં.

કે job કરતા કરતા પછી time રહેતો નથી બોલો એટલે પછી study ની અંદર focus થતું નથી એટલે પછી કાં તો study કાં તો job બેમાંથી એક માં focus કરવું પડે એટલે એટલે બીજું setting નહીં થતું બીજું કંઈ નહીં. મારે બી same એવું જ હતું M com માં job નો load વધી ગયો તો એટલે પછી મેં ભી job છોડી દીધી જોયું જશે પછી. આપણે વધારે પડતો load મને નથી અનુકૂળ હમ આ કરીએ પેલું કરીએ પછી બંને side લેવાઈ જવાય એના કરતા કોઈ એક જગ્યાએ રહેવું સારું હા એ જ ને જેમ કે, study ની જગ્યાએ study કરી લઈએ તો વધારે સારું પછી આમાં કેવું થઈ જાય study study ની જગ્યાએ પછી job કરીએ તો job અને study બંને સાથે સચવાતું નથી. ક્યાં આગળ કરે છે job?

વધારે ખ્યાલ હોય. અને કદાચ હું સાથે આવવાની છું તો મારે form નું થોડી help થઈ જાય એટલે મેં તને phone કર્યો હતો. તાર માટે ક્યાં ના, તું કે ખાલી કે અત્યારે તો આપણે free જછુ. જઈશું આપણે એક કામ કરીએ થોડો time ઈને free થઈ માર cousin છે તો મેં એને પૂછાવ્યું હતું એ college ચાલુ જ છે પણ સવારે કદાચ એ જવાની હોય તો મને કહી દે કે form ભરવાના ચાલુ છે કે નહીં. એમ તો શું આપણે ધક્કો ના પડે information લીધેલી હોય તો ખબર પડે શું time છે શું નહીં.

એકવાર આટો તો મારવો જ પડશે પણ. હા આટો મારવા જવું પડશે ક્યારે free થશે તું? હું તો free છું તું free થાય હવે તારે job માં જ્યારે રજા મળે એ પ્રમાણે આપણે set કરીએ હાલ તો હું job નહી કરતી ઘરે જ છું વાંધો નહીં. હાલ નહી ચાલુ તારે job? ના. હાલ ઘરે જ છું હું એક જગ્યાએ job કરતી હતી પણ અભી હાલ જ છોડ્યું છે બીજે ક્યાંક કરીશ.

હા study પતી ગયું B com complete કર્યું પછી M complete કર્યું હવે આગળ કોઈ જ ભણવાનું મન નહીં. પણ હું તને જરૂર suggest કરીશ કે તું એમ એ કરી લે કારણકે છે ને થઈ જશે અને ફટાફટ. ખાલી exam આપવા જવાનું તો ચાલે. હા એટલે વિચાર તો છે હવે કે એમણે start કરું. એટલે જ મેં તને phone કર્યો કે લાય થોડું study વિશે તારા જોડે discuss કરી લો. શું છે શું નહીં તે ઊંઝા કર્યું એટલે કે મેં કીધું ઊંઝા કરું કે પછી, જ્યાં કરવું હોય. પણ મારે છે ને graduation નું certify છે ને એ બાકી છે. એટલે મેં કીધું પહેલા હું પાટણ જઈને એનું process કરી દઉં. એટલે શું graduation ના result તો મારા આવી ગયા પણ એનું certify બાકી એટલે એને થોડું આવવામાં થોડો time લાગશે. એટલે મને એમ લાગે કે પહેલા ત્યાં check કરી લો જઈને પછી admission લવ એમ તો પતી જાય. હા કારણ કે certify વગર તને result નહીં મળે. જ્યારે result હાથમાં આવશે ને એના પછી જ બીજે ક્યાંક admission મળશે.

result તો આવી જ જાય પણ certify ને આવવામાં થોડો time લાગતો હોય છે એક મહિના પછી આવતું હોય. તારા હાથમાં result આવી ગયું ને? હા result આવી ગયું મારું. તો તને ક્યાંય બી admission મળી હકે. હમણાં બે મહિનામાં admission એટલે ચાલુ થશે તો એમાં ભરી દેજે certify તો આમ બી આમ બી હાલ નહીં આવે certify તો જ્યારે મેં અહીંયા collage કરી હતી ને ત્યારે બે વર્ષ પછી certify આવ્યું હતું. જ્યારે હું M com કરતી હતી ત્યારે હા અને M com નું certify જી તો મને આવ્યું જ નથી master degree નું મારી એક friend છે અને બી નહીં આવી. અમ હા હા. એ તો બહાર જ થશે. અને college માં આવી જાય ને તો બી college વાળા આપણને જાણ ન કરે આપડે દર છ છ મહિને બે બે મહિને પૂછવા જવું પડે. કે મારું graduation certify master degree નું certify આયુ કે નહીં આયુ? બરાબર. એટલે જે છે એના માટે form તો હે admission ક્યારે ચાલુ થશે તને કંઈ ખબર છે આના વિશે.

એટલે વાંધો ના certify તો કાલ ઉઠીને late બી આવે ને. એવું હે? હમ આ છોકરાઓને હવે જ્યારે same બધા semester ની sem two four six ની exam પતી જશે ને!

હા તો ભરવાનું ચાલુ થાય ને તો તું મને કેજે કેમકે

બીજું બોલ ઘરે બધા મજામાં ને? બસ એકદમ બધા ઘરે મજામાં. આવો તો કોઈક દિવસ હવે પાલનપુર.

હમ બરાબર બરાબર બાકી school ના દિવસે તો બહુ યાદ આવે.

હમ મજા આવતી હતી. બધા જોડે આમ કોઈ ટેન્શન નહીં. ખાલી આમ આમ કેવું કે જે એ જ હોય ને જે ભણવાનું હોય એ normally ભણાઈ પણ જવાય.

અત્યારમાં master degree પતી ગઈ job ભી કરીએ અને ઘણા ખાના તો marriage થઈ ગયા બચ્ચા ભી આવી ગયા છે. આપણે હજી તો ચાલુ કરીએ કરે એવું છે સારું, હા, ભણવાનું થોડું પતી જાય ને ધીમે ધીમે એટલે ફરી વાંધો ના આવે. પછી તો બધું regular step by step ચાલતું જ રહે છે. હા કારણ કે અત્યારે કેવું,

હમ study કરેલી હોય તો કામ આવે. ઘરે બેઠા job મળે એવી ચાલે.

તો વાંધો નહિ તારે certify આવી જાય ને તો તારું main કામ થઈ જાય. હા એટલે આ certify નું થઈ જાય ને એટલે already મારી પાસે result તો છે જ તું જે રીતે કહે છે એ પ્રમાણે બે મહિના પછી આ ખૂલતું હોય તો પછી admission લઈ લેવું છે એવું વિચાર એવો છે. હા હું આવીશ તારી સાથે તું ફ્રી હશે હું phone કરીશ એ time?

હા એટલે કે છે ને આ બધું પતી જાય તો મારે માથા પરથી બાર ઓછો થઈ જાય ભણવાનું ભણવાનું બહુ થઈ ગયું છે. બહુ બહુ થઈ ગયું છે મને જેવું થઈ ગયું છે ને. હવે નહીં ભણવું હવે બધા કે આગળ

હા હવે કેટલું યાર ભણવાનું છેલ્લું બાકી હતું graduation અને master બે પતી એટલે બસ પતી ગયું હવે વધારે નહીં કરવું. આ master ના માટે જ મેં તને call કર્યો

મતલબ કોઈ માથાકૂટ નથી બધા સરોવર teacher બધા વ્યવસ્થિત છે. એટલા પણ આપણને મળવાની પણ મજા આવે કોઈ માથાકૂટ નથી. બધું શાંતિ એટલું બધું strict બી નહીં અને એટલું બધું free પણ નહીં ચાલે. એવું હે તો વાંધો ના આવે એક time.

main વસ્તુ શું છે કે સરોને એટલા supportive કે ભણવાની મજા એમ. form ભરવા જઈએ કોઈ બીજું કામ છે તો બી આપણને એવું ના લાગે કે થઈ જાય બધું adjust એમ. આ બધું adjust થઇ જશે મારું admission કેવી રીતે થયું? મારે semester five માં ATKT જ હતી. પણ ખબર પડી કે sem six નું result sem five માટે આખું વર્ષ રોકાવું પડ્યું. પણ પછી એના પછી એક મહિના પછી એક્ઝામ આવીને તો મેં એની exam આપી દીધી. એમાં પાસ થઈ ગઈ. પછી તરત જે normal છઠ્ઠા મહિનામાં admission લેવાનું હોય ને.

એ છે કે admission લીધું મેં આઠમા મહિનામાં અને ત્યાં સુધી ઊંજાની college માં admission આપતા જતા ભલે બે મહિના late હતું તો બી. પાંચસો રૂપિયા જેવું પણ ચાલી ગયું.

કે લોકો તો જે લોકોને ranking વધારે હોય એ લોકોને જ લેવાના હોય. હા એ તો સાચી વાત છે એ તો મારા હવે લેવાનું જ છે હવે હું તને સાથે લઈ જવું તો હું તને phone કરું તો તું આવજે ખાલી બરાબરને. result શું આવ્યું એમ? પાસ થઈ ગઈ ને result તો પાસ થઈ ગઈ. એટલે હું તને phone કરું ને એટલે તું આવજે હવે હાલ મારે છે ને બહાર જવું છે. એટલે હું phone, રાખું છું બરાબર. તો મારે જવાનું હોય ને એટલે હું તને phone કરીશ એટલે તું આવજે. okay?